વાય સ્કિલાબ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં તમને સ્કિલાબ પેકેજની કેટલીક ક્ષમતાઓની અને સ્કિલાબ માં સ્થળાંતર કરવાથી થતા લાભોની જાણ થશે
સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ યુઝર ફ્રેન્ડલી સંખ્યાત્મક અને ગણતરી કરવામાં સક્ષમ પેકેજ છે
જે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનની વિવિધ સ્ટ્રીમોમાં ઉપયોગમાં આવે છે
તે વિવિધ ઓપરેટીંગ સીસ્ટમો ઓએસ માટે ઉપલબ્ધ છે જેમ કે વિન્ડોવ્ઝ લીનક્સ અને મેક ઓએસએક્ક્ષ સ્કિલાબ નો ઉચ્ચારણ આપેલ રીતે થાય છે સાય એટલે કે સાયન્ટીફિકમાં અને લેબ લેબોરેટરીમાં
જો કે સાયલેબ ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર છે એટલા માટે યુઝર નીચે આપેલ કરી શકે છે સોર્સ કોડને જોવું અને સુધારિત કરવું
સોર્સ કોડને પુનઃવિતરિત કરવો અને સુધારવો
સોફ્ટવેરને કોઈપણ હેતુસર ઉપયોગમાં લેવું
દેખીતી રીતે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ માટે નવા ઉદ્યોગો માટે સંરક્ષણ સંસ્થાઓ માટે સંશોધન સંસ્થાઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે અને વ્યક્તિગત વપરાશકર્તા માટે આ એક સ્પષ્ટ લાભ છે
એક શિક્ષણ સંસ્થા તરીકે ફોસ સાધનોને અપનાવીને વ્યાપારી પેકેજોની પાયરેસીને સંપૂર્ણપણે ટાળી શકાય છે
શૈક્ષણિક સ્તરે સાયલેબ દ્વારા શીખેલ કુશળતા પછીથી ઉદ્યોગમાં અત્યંત ઉપયોગી છે કારણ કે વપરાશ બિલકુલ મફત છે
સાયલેબ વિવિધ ટૂલબોક્સોની સાથે એ પણ મફત છે તે આપેલ ઓપરેશનો કરી શકે છે જેમ કે મેટ્રીક્સ ઓપરેશનો કન્ટ્રોલ સીસ્ટમ ઈમેજ અને વિડીઓ પ્રોસેસિંગ સીરીયલ ટૂલબોક્સ નાં મદદથી હાર્ડવેરનું રીયલ ટાઈમ નિયંત્રણ હાર્ટ ટૂલબોક્સ ના ઉપયોગ થી ડેટા એકવીઝીશન સિસ્ટમોકાર્ડો નું ઇન્ટરફેસ કરવું એક્સકોસ બ્લોક ડાયાગ્રામ સીમ્યુંલેટર ની મદદથી સીમ્યુંલેટ કરવું આલેખન હાર્ડવેર ઇન લૂપ સીમ્યુંલેશન લૂપમાં વાસ્તવિક ઘટકનાં ઉમેરાનાં લીધે હાર્ડવેર ઇન લૂપ રીયલ ટાઈમ સીમ્યુંલેશનથી જુદું પડે છે
સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ ડિવાઈઝ સાથે સાયલેબનું સંયોજન કન્ટ્રોલ સીસ્ટમના પ્રયોગો કરવા માટે હિલ સેટઅપ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે
સાયલેબ માટે સીન્ટેક્ષ અત્યંત સરળ છે
ટ્રેડીશનલ લેન્ગવેજીસ જેવી કે ફોરટેઈન સી અથવા સીપ્લસપ્લસનો ઉપયોગ કરી સમાન ઉકેલોની સરખામણીમાં ઘણી સંખ્યાત્મક સમસ્યાઓને કોડ લાઈનોનાં ઘટાડેલ ક્રમમાં વ્યક્ત કરી શકાય છે
બીજા ઘણા જાણીતા પ્રોપરાઇટર પેકેજોની જેમ સાયલેબ state of આર્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરે છે જેમ કે સંખ્યાત્મક ગણતરી માટે લેપેક
અહીં એક બહુ મોટી યુઝર કમ્યુનીટી છે યુઝનેટ જૂથ અને વેબસાઈટના સ્વરૂપમાં વિખ્યાત સોદાની ફાળવણી કરીને મેઇલિંગ લીસ્ટ સાયલેબનો ઉપયોગ કરે છે અને તેને આધાર આપે છે
દાખલા તરીકે ઈન્ટરનેટ ચર્ચા ફોરમ અને વેબ સાઈટસ
સાયલેબ તેનાં ટૂલબોક્સ અને મેઇલિંગ સૂચિઓ વિશે વધુ માહિતી માટે આપેલ વેબસાઈટનો સંદર્ભ લો wwwscilaborg અથવા wwwscilabin કેટલીક સંસ્થાઓ જે સફળતાપૂર્વક સાયલેબ વાપરી રહ્યી છે તે છે સીએનઇએસ જે ફ્રેન્ચ અવકાશ સેટેલાઈટ એજન્સી છે લીંક નીચે આપેલ છે httpwwwscilaborgnewsevents20090706use of scilab for space mission એનાલિસિસ ઇક્વાલિસ httpwwwequalisસીઓએમ ટેકપેશનટેક httpwwwtechpassiontechસીઓએમ અને આઇઆઇટી બોમ્બે સંશોધન શૈક્ષણિક હેતુઓસર
આઈઆઈટી બોમ્બે ખાતે ન્મેઇક્ટ પ્રોજેક્ટ મારફતે સાયલેબને પ્રોત્સાહન આપતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલ પ્રમાણે છે
લેબ માઇગ્રેશન જે તમામ કોમ્પ્યુટેશનલ પ્રયોગશાળાઓને સાયલેબમાં ખસેડવું છે
વર્ચ્યુઅલ લેબ જે સિંગલ બોર્ડ હીટર સીસ્ટમનું રીમોટ એક્સેસ wwwco learninweb સભ્સ વધુમાં ફોસી પ્રોજેક્ટને ભારત સરકાર મેહર્દ આઇસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા ફાળો આપવામાં આવ્યો છે જે હાલમાં પાયથન અને સાયલેબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે
આ સમયે આપણી પાસે સાયલેબ પર અનેક સ્પોકન ટ્યુટોરીયલ છે
ભારતમાં સાયલેબનો પ્રયાસ scilabઇન વેબસાઈટ દ્વારા અનુબદ્ધ કરવામાં આવે છે
અહીં અમુક રસપ્રદ પ્રોજેક્ટો છે તેમાંનું એક છે ટેક્સ્ટબૂક કમ્પેનિયન પ્રોજેક્ટ જે સાયલેબની મદદથી પ્રમાણભૂત ટેક્સ્ટબૂકનાં ઉદાહરણોને કોડ કરે છે
લીંક પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાયલેબ ડોક્યુંમેંટો ને લિંક કરવાની અને તેમને ક્રમ આપવાની પરવાનગી આપે છે
અમે સાયલેબ વર્કશોપોનું આયોજન કરવામાં પણ મદદ કરીએ છીએ અમારી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે એક જાહેર કરવા માટે અને બીજી ચર્ચા માટે
અમારી તમામ પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી અમે આમંત્રિત કરીએ છીએ ચાલો સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ રહેશે
આ spoken tutorialઓર્ગ વેબસાઈટ પર ઉપલબ્ધ છે આ ટ્યુટોરીયલો સાયલેબમાં સ્તર ૦ તાલીમનો ભાગ રચે છે
આ ટ્યુટોરીયલો સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે
આ માર્ગ મારફતે અમે ઘણા ફોસ સીસ્ટમો આવરી લેવા ઈચ્છીએ છીએ
આનાં પર તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે
અમે તમારી ભાગીદારી પણ આવકારીએ છીએ સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે
મૂળ સ્ક્રીપ્ટ લખવા માટે
સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે
સ્ક્રીપ્ટને વિવિધ ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવા માટે
સ્ક્રીપ્ટની મદદથી ભારતીય ભાષાઓમાં ઑડિઓ ડબ કરવા માટે
ઉપરનાં આપેલ તમામની સમીક્ષા કરી તમારો પ્રતિસાદ આપવા માટે
અમે તમને સ્પોકન ટ્યુટોરીયલો પર અસરકારક અભ્યાસ સંચાલન માટે પણ આમંત્રિત કરીએ છીએ
અમે નિષ્ણાતની પણ શોધ કરી રહ્યા છીએ જે ઓડીયો વિડીઓ સ્વભાષાંતર વગેરે માટે તકનીકી આધાર આપી શકે
આ તમામ પ્રવૃત્તિઓ માટે અમે નિધિ ફાળવી છે
આ ટ્યુટોરીયલ ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ ઇન્જિનિયરિંગ એડ્યુકેશન દ્વારા બનાવવામાં આવ્યું છે
ફોસી પ્રોજેક્ટ પર વધુ જાણકારી fosseeઇન અથવા scilabઇન વેબસાઈટથી મેળવી શકાય છે જેને ભારત સરકાર એમએચઆરડી આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
વધુ માહિતી માટે httpspoken tutorialorgNMEICT Intro નો સંદર્ભ લો આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર